અહીં સરસ મજાના સાધનો જોવા મલી રહ્યા છે બાજુમાં સરસ મજાનો એક લાલ પથ્થર પણ--

નીચે સરસ મજાનુ વૃક્ષ પણ જોવા મલી રહ્યુ છે.

આજુ બાજુમાં સરસ પ્રકારના કાચના અરીસા પણ જોવા મળી રહયા છે.

અહીં એક સરસ મજાની નદીનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે આજુબાજુમાં સરસ પ્રકારનો ફૂલ જોવા મલી રહ્યો છે.

ત્યાં ઘણા બધા પ્રકારના સાબુ દેખાય રહ્યા છે.

આજુ બાજુનો ખુબજ સુંદર એવો પ્રકાશ દેખાઈ રહ્યો છે.

અહીં સરસ મજાનુ દ્રશ્ય જોવા મલી રહ્યુ છે જ્યાં બે રાષ્ટ્રીય ધ્વજ આપડા દેશના દેખાય રહ્યા છે.

જ્યાં મહિલાઓ જોવા મલી રહી છે ઘણી વ્યક્તિઓ જોવા મલી રહી છે.

જ્યાં સરસ મજાની લાલ લાઇટ દેખવા મલી રહી છે જ્યાં કથ્થઈ કલર નો--

અહીં સરસ મજાનું એક રીક્ષા નું દૃશ્ય જોવા મળી રહ્યું છે રીક્ષા નું દૃશ્ય ખૂબ જ સુંદર છે કેમ સુંદર છે એ સુંદર છે એટલે સુંદર છે.

સરસ મજાના સ્વેટરો કપડાઓ વગેરે દેખવા મલી રહ્યુ છે.

અહીં સરસ મજાનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે ત્યાં સરસ પ્રકારની એક મસ્જિદ નું દ્રશ્ય જોવા મલી રહ્યું છે.

આ દ્રશ્યમાં ઘણી બધી સ્ત્રીઓ અને પુરુષો જોવા મલી રહ્યા નથી.

નીચેની બાજુમાં પથ્થરો પણ જોવા મળી રહ્યા છે આ દ્રશ્ય ખૂબ જ સુંદર એવું લાગી રહ્યું છે આ દ્રશ્યમાં ઘણું બધું કહેવા જેવું દેખાઈ રહ્યું છે.

આ દ્રશ્ય ખુબજ એવુ અત્યાધુનિક લાગી રહ્યુ છે.

અહીં સરસ લેપટોપ અને સાથે ઘણું બધું જાણવા જેવું--

ઘણી બધી વ્યક્તિઓની ભીડ ઘણી બધી રીતે થઈ રહી હોય એવું લાગી રહ્યું છે.

આહી બે ત્રણ પ્રકારના માટલાઓમાં ઘણું બધું સમય બગડી રહ્યો છે અહીં સરસ માટલા ખૂબ જ સુંદર એવા લાગી રહ્યા છે ઘણું બધું દેખાઈ રહ્યું--